ગુજરાતમાં મોક્ષ દ્વાર અને પ્રવેશ દ્વાર મંદિર ક્યાં આવેલું છે તો કે દ્વારકા માં ક્યાં આવેલ છે તો કે દ્વારકાની અંદર ગુજરાતમાં સુદામા સીધું ક્યાં આવેલ છે મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ ક્યારે કર્યું હતું તો કે અઢારસો ને અડતાળીસ ની સાલની અંદર મોહમ્મદ બેગડાએ ચાંપાનેર પર આક્રમણ કર્યું ત્યારે ચાંપાનેરના તો જવાબ આવશે રાજા ના રાજવીને કયું બિરુદ્દ આપવામાં ગુજરાતમાં ક્યાંના રાજવીઓ પૃથ્વી રાજ ચૌહાણ ના વંશજો હતા તો કે ચાંપાનેર ના મોહમ્મદ બેગડાએ ચાંપાનેર જીતી તેનું નામ શું રાખ્યું હતું જવાબ છે મુહમ્મદાબાદ હાલ ચાંપાનેર કયા જિલ્લા માં આવેલ છે તો કે પંચમહાલ જિલ્લા ની અંદર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

મોહમ્મદ બેગડો ક્યાં કિલ્લા ને જહાઁપના તરીકે ઓળખતો હતો તો જવાબ આવશે જામા મસ્જિદ અને કઝુરી મસ્જિદ ક્યાં આવેલી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 ક્યાં આવેલી છે તો કે ચાંપાનેર ની અંદર પાવામન ની મસ્જિદ ક્યાં આવેલી છે તો કે ચાંપાનેર ની અંદર શહરકી મસ્જિદ ક્યાં આવેલી છે નીલા ગુંબજની મસ્જિદ ક્યાં આવેલી છે ચાંપાનેર ની અંદર જૈન ધર્મના સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથના દેરાસર ક્યાં આવેલા છે દમિયલ જાપીર ની દરગાહ ક્યાં આવેલી છે અંગાર સાહપીર ની દરગાહ ક્યાં આવેલી છે તો કે પાલીતાણા ની અંદર સદરશા પીર ની દરગાહ ક્યાં આવેલી છે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 ઝવેરીનો મહેલ તો જવાબ છે

મોહમ્મદ બેગડાના સિક્કાઓ ક્યાં નામે ઓળખાતા હતા તો કે મેહબુદ્દીના નામે મોહમ્મદ કયા નામે ઓળખાતી હતી તો જવાબ છે સુલુઠલેટી કતુકબંજ બક્સ નો રોજો કોને બનાવરાવ્યો હતો તો જવાબ છે મોહમ્મદ બેગડા એ ખતુકબંજ બક્સ નો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 મકબરો ક્યાં આવેલો છે તો એ પણ સરખેજની અંદર આવેલો છે હઝરતશાહ અલમની દરગાહ ક્યાં આવેલી છે અમદાવાદ ફરતે court કોના દ્વારા બનાવામાં આવ્યો હતો તો કે મોહમ્મદ બેગડા દ્વારા મહાબિદખાન ની મસ્જિદ ક્યાં આવેલી છે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 રુકમતી ની મસ્જિદ અમદાવાદના રત્ન તરીકે કઈ મસ્જિદ ઓળખાય છે મસ્જીદે નગીના તરીકે મસ્જિદ ક્યાં આવેલી છે તો એ દુધેશ્વર ની ઉસ્માનની મસ્જિદ ક્યાં આવેલી છે તો કે ઉસ્માનપુરાની અંદર આવેલી છે ચન્દા સૂરજનો મહેલ ક્યાં આવેલો છે કે

કયા જિલ્લા માં આવેલ છે તો કે હાલ ખેડા જિલ્લાની અંદર આવેલ છે કઈ નદીના કિનારે આવેલું છે તો કે વાત્રક નદીના કિનારે આવેલુ છે બોંબર્યો કૂવો કોણે બંધાવ્યો હતો તો એ મોહમ્મદ બેગડા એ બંધાવવ્યો હતો ક્યાં આવેલ છે તો કે મેહમદાબાદની અંદર મોહમ્મદ બેગડાએ અહમદા તો જવાબ છે બાગ એકબાગેઅને બાગેશાબાન આ બને બગીચાઓ તેમને અહમદાવાદની અંદર બનાવરાવ્યા હાલુન બગીચો કોને બંધાવ્યો હતો તો કે મોહમ્મદ બેગડા એ બંધાવ્યો હતો બગેહાલુન બગીચો કયા આવેલો છે તો એ હાલોલ ની અંદર આવેલો છે અડાલજની વાવ તો એ રાની ધ્રુડા બાઈ એ ની વાવ કઈ સાલમાં બંધાવવામાં આવી હતી તો કે ચૌદસોને નવાણું ની અડાલજની વાવ કયા જિલ્લા માં આવેલી છે તો એ ગાંધીનગર જિલ્લાની અડાલજની વાવ નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો એ બીમા પુત્ર માખણ દ્વારા કરવામાં આવ્યું હતુ અડાલજની વાવ કેટલા માળની છે તો એ પાંચ માળની છે અડાલજની વાવ કાયા પ્રકારની વાવ છે તો એ જ્યાં પ્રકારની વાવ છે અડાલજનું પ્રાચીન નામ શું છે તો એ ગઢ પાટણ છે દાદાહારીની વાવ ક્યાં આવેલી છે અમદાવાદની અંદર આવેલી છે દાદાહરીની વાવનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું

કોણેબ ની વાવ તો જવાબ છે સુલતાની બાઈ દાદાહરીની વાવ કેવા પ્રકારની વાવ છે તો એ ભદ્રા પ્રકારની વાવ છે ની વાવ ક્યાં આવેલી પરવેલ્લી જિલ્લાની અંદર આવેલી છે ચંપાજી વાવ કેવા પ્રકારની વાવ છે તો એ નંદા પ્રકારની વાવ છે વડવાળી વાવ ક્યાં આવેલી છે તો એ ખંભાતની અંદર આવેલી છે પૂર્વજો ના સમય માં ખંભાત ક્યાં ના કાળ નું મુ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 એક હા શું કરે અર્જુન બસ હાલ જમીને આયો તુ શું કરે હું બી બસ અત્યારે જમીને તને યાદ કર્યો યાદ કરું શું કરે અર્જુન ખાસા દાડા થઈ ગયા મે કીધું વાત કરવી છે આજે એવું છે એટલે પણ બરોબર ટાઈમે ફોન કર્યો મારે પણ તારું એક કામ પડયું તુ હા તો કે ફરવા જવું છે આવું છે તારે હા કેમ સંધાજી જવું છે અમે એમ તો જયેલા છીએ પણ ટાઈમ થયો એટલે થોડા ઘણું યાદ છે એમ થોડું નથી ને શું કેવી સિસ્ટમ છે શું છે ક્યાંથી જવાનું રસ્તા બી ભૂલી ગયા અમે હા હમણાં ચાર મહિના જેવુ થયું હું સંધાજી જઈને આયો આ બધું નવું શેડબેડ નાખ્યું પછી ગયા તમે વિડિયોમાં દેખ્યું છે આ શેડ બધું હા જોયું બધું મે હમણાં જ નાખ્યું છે હવે તો પહેલા તો એક રસ્તો હતો હવે બે રસ્તા કરી નાખ્યા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 તો અહિયાં થી આપડે કયા રસ્તે જવાનું અહિયાં થી મતલબ સંધાજી જવા માટે અહિયાં આપડે ધાનેરા વાળા રસ્તે ચઢવાનું તે કમ્પ્લીટ બધું દેખેલું છે ને હા મે કમ્પ્લીટ બધું દેખેલું દોઢસો કિલોમીટર છે અહિયાં થી પાલનપુરથી રોકાવાની સીસ્ટમ કેવી છે રોકાવાનું સેટ થઈ જાય ને રોકાવાનું તો આપડે બાલ સમાજની ધરમશાળા છે પછી પ્રજાપતિની રાજપુતોની બધા સમાજોની ધરમશાળા છે એવું છે તો બરોબર સસ્તું આવે ને હોટલ જેટલો જ ચાર્જ નહીં લેતા હોય ને

ભોજનાલાય બી છે ના બરોબર તો વાંધો નઇ જઈ આવીએ એટલે રોકાવાની સિસ્ટમ જમવાનું બધું મળી રે નીચે હોટલ બીજી છે કે ત્યાં ધર્મશાળાઓ માં જ જમવાનું આવે ના ધરમશાળા જ છે હોટલ તો નહીં ભોજનાલાય માંજ જમવાનું છે એમ ને હા ભોજનાલાય માંજ તો કેવુ છે મતલબ કેટલા વાગે ખૂલે છે કેટલા વાગે બંધ થાય છે બીજું તને કોઈ ડિટેલ્સ ખબર છે સવારના પાંચ વાગે મંદિરની આરતી થાય છે ત્યારે બધું ખૂલી છે અને રાતના થોડુ મોડા સુધી ચાલુ રે છે. ઓકે ઓકે તો ત્યાં ફરવાનું છે ને અમે ધોરા વિશે સાંભળ્યું છે. ધોરા ત્યાં બાજુ ગયો તો પણ નેનો હતો ત્યારે પણ ધોરા તુ ચડયો તો? કેવુ રે છે ઉપર પવન બવન કેવો રે છે ઊંચો ખાસો છે નઇ. આમાં શિયાળામાં ચાલે પણ ઉનાળામાં થોડું બી ચઢી જાય ને તો બઉ થાક લાગે અને ગરમી બઉ લાગે એટલે આપણે ના ચઢી સકીએ ઉપર. હાચી વાત છે હાચી વાત છે. બીજું એટલે ત્યાં અહિયાંથી આપડે નિકળીએ તો બસ જતી હસે ને કઈ ખબર છે. હા બસ જાય છે ને સુંધામાતા. છેક સુંધામાતા બસ જાય છે. હા છેક સુંધામાતા. અહિયાં થી નવ વાગે છે. સવારની. હા ત્યાં આપણને નવ. ગાડી લઈને જવું સારું કે બસ ને બધું સેમ જ એક એવુજ.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 રસ્તા તો ગુજરાત સુધી તો સારા છે પછી તો બહુ ખરાબ ખરાબ રસ્તા. રાજસ્થાનના રસ્તા તો કઈ વાત જ ના થાય. બરોબર હું શું પૂછું કે ગાડી લઈ ને જઈશું આપણેતો હા તો ગાડી બરોબર છે હું એ ગાડીમાં જ ઈચ્છા છે.

ગાડી જ લઈને જઈએ એટલે દોઢસો કિલોમીટર થાય છે ને. હા દોઢસો કિલોમીટર હે. તો મારી ફેમિલી હસે અને એક ફ્રેન્ડ ની ગાડી છે. મારી તો છે પણ નાની છે ફ્રેન્ડ ની ગાડી લઈને જાઈસુ તો ફ્રેન્ડ આવસે ને બે ને ત્રણ ચાર જણા અમે તુ પાંચ ફ્રેન્ડ છે તો એ સિક્સ સીટર છે આમ પણ. એની ગાડી ફાઇનલ કરી દઉં હું એણે મને પહેલા બી કીધું તુ કે ક્યાં જવું હોય તો કેજે હું હમણાં ફ્રી જ છું હમણાં આવ્યો છું અમદાવાદ થી વેકેશનમાં. એટલે જઈ આવિસુ. તો એની ગાડી ફાઇનલ કરી દઉં અને કઈ દઉં. તો કેજે આપડે જઈ આવીશું. મમ્મી ને તુ વાત કરી દેજે. આમ કેવુ મજા આવે છે રેવા કરવાની હરવાની ફરવાની ખાવા પીવાની. બધી રીતે રાજસ્થાનમાં તો મજા જ આવે કોઈ પણ જગ્યાએ જજો. તુ કેજે આપણે જઈ આવીશું. એ વાત સાચી. પેલું જૈનોનું છે ને શું નામ છે એનું જીરાવલા એ પણ જોવા લાયક છે. અમે સિંધાજી જવાનું કેમ વિચાર્યું કે રિટર્નમાં જીરાવલા કદાચ એ બાજુ નજીક હસે તો જઈ આવીશ. એ વાત સાચી. મારા ફ્રેન્ડ છે જૈન અમે જૈનોની સોસાયટીમાં રેતાતા અમદાવાદ. મારા ફ્રેન્ડ નો સંઘ હસે તો અમે જીરાવલા ગયા તો મારે તો બધું ઊંઘમાં જ ગયું તુ કેમ કે.

રાતના વહેલા નીકળી ગયા ત્રણ વાગે સડા ત્રણ ચાર વાગે નીકળ્યા તા અમે લોકો. હું તો બસમાં સૂઈ ગયો તો ટ્રાવેલ્સમાં જ એટલે રસ્તો તો કઈ દેખે નઇ. પણ યાર વિવેકજી વસ્તુઓ બનાવેલી છે જે વસ્તુઓ છે શું કઉ કેટલા અલગ અલગ જાતની કોતરણી કરેલી છે અને કેવી જોરદાર બધી વસ્તુઓ.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

જેટલું સારું સારું હસે એ બધું જોઈ આવીશું આપણે લોકો. જઈ આવીશું કઈ વાંધો નઇ. રાજસ્થાનમાં ફરવાની બઉ મજા આવે. તારા માસી ને. એ કઈંક રે છે ને ત્યાં શું નામ ત્યાંથી પંદર વીસ કિલોમીટર જસવંતપૂરા ગામે. ત્યાં રે છે. જસવંતપૂરા છોકરો શું કરે છે? એકચ્યુલી બધું સુંધામાતા દેખેલું હશે આમ તો હા બધું દેખેલું છે. શું નામ છે એનું અનિલ. અનિલ જેવુ જ કઈ હતું ને. હા અનિલ રાવ. શું કરે છે તે જશવંતપુરા કે શું કરે છે તમે પ્રોપર ક્યાં ના છો? એજ જશવંતપુરા. ના હા પ્રોપર જશવંતપુરા પણ રે છે જૂનમાં.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

તો તે અનાર હોસ્પિટલ મેડિકલમાં છે ફાર્મશીમાં બાર સાયન્સ. એવું છે. તો એને આવું હશે તો ફ્રિ હશે તો આપણે સેટરડે સન્ડે જ જવાનું થશે તો એને બી કઈ દઇશું આપણે. અહિયાં તો એને તો નજીક જ પડે એ તો આઈ જશે એતો. હા એને તો કઈ દઇશું. શું આપણને કઈ પ્રોબ્લેમ બીજી થાય નઇ. નજીકનું હોય તો કઈ આગપાછી હોય તો તે પણ હેલ્પ મળી રે ને. હા એને તુ વાત કરી દેજે. એને આવુ હોય તો કેજે થોડા આઘા થાઈશું દસ કિલોમીટર અંદર બીજું શું. તો એને કઈ દઇશ આઈ જશે એ તો.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

હા થોડું એવું હોય. એટલે એ કરીશું. બીજું ક્યાંય અહિયાં તો અમે લોકો ગયાતા હમણાં ગાંધીનગર. ને ગાંધીનગરથી અમદાવાદ કઈક ફંકશન હતુંને. અહિયાંથી પછી ઓલી સ્વામિનારાયણ નું જોરદાર ફંકશન હતું. અંદર કેટલું અલગ અલગ જાતનું કેવુ જમવાનું આઈ થિંક બધા હાથે બનાવતા હતા ને કેટલી મોટી વિશાળ જગ્યામાં બધું તૈયાર કારવેલું હતું. તમારે બાજુમાંથી ઓલી હતા ને. તમે એ ગયા તા. મને ભાઈ અહિયાં ની ખબર નઇ. તુ રાજસ્થાન જવાનો છે ઝાલોર. આપણા સમાજનું ફંકશન છે ને. ઓવે ચામુંડામાતાનું યગ્ન છે કઈક. હવે એનું તો કઈક કામ ના હોય તો જઈ આવીશું. પણ જવાની ઈચ્છા પુરી છે. તે મને ફોન પણ આયો તો જયલાનો. જય છે ને આપડે માસીનો છોકરો.

મારે પણ આઈ છે. હું એમ કઉ છું કે આપણે આપણી ગાડી એમના સાથે લઈ લઈશું એટલે રેવાની સગવડ કદાચ ના થઈ હોય તો નજીક કોઈક હોટેલ હોય યા ગાડી માં જ આઈ જાય તો ધાબળો બાબળો હોય તો ત્યાં જ રઈએ પણ તારી શું ઈચ્છા છે જવું છે આપણે. મારી ઈચ્છા તો જવાની ઈચ્છા છે મારી તો. કોઈ સંગાથ થઈ જાય તો જવું છે પાક્કું.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 અને કંકોત્રી જોઈને તો લાગે જ છે કે સગવડ સારી જ હશે એટલી મોટી કંકોત્રી ને એટલી હેવી કંકોત્રી છે પંદર વીસ પત્તાની કંકોત્રી. બઉ ખર્ચો કર્યો હા.

રાજસ્થાન જોડે ઘણા પૈસા છે. રાજસ્થાનના હે પણ ગુજરાતમાંથી પણ આપવા જરૂરી છે ને થોડા ઘણા આપ્યા એ, ટેકો કરવો જરૂરી છે માતાજીના કામમાં બસ એમ, એમ તો ટેકો કર્યો છે પણ ઘણા તો રાજસ્થાનના જ છે.

એનો પણ મને કોલ આવ્યો તો. તો મને તો કો તો હું આવીશ. હું. તો તુ કઈએ એમ કરીએ બોલ શું કરવું છે જવું છે. જવું છે. જવું છે તો ચલ ને ફાઇનલ જ કરીએ આપણે ક્યાં ઘણા દિવસ છે ચાર દિવસ છે. ચાર દિવસ જ નથી હવે ત્રણ દિવસમાં જે છે એ બધું છે તો ફાઇનલ કરી દે, ઘરે પૂછ તો સહી, શું કે છે મમ્મી પપ્પા તને આવાનું છું કે છે. અત્યારતો મારા મમ્મી પપ્પા બહાર ગયા છે એટલે કાલે આવશે એટલે પૂછી લઈશું. ક્યાં ગયા છે મમ્મી પપ્પા. મમ્મી પપ્પા રામક્ષિણ ગયા છે. મારે પપ્પા ને સગી મામી ને. મરી ગયા છે ને એટલે ગંગાથાળી છે. ગંગાથાળી માં ગયા છે ઓક ભગવાન એમની આત્માને શાંતિ આપે. બરોબર તો તુ કેમ ના ગયો.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

અને હમણાં લગન છે તારે આવાનું છે કે નઇ બીજા મહિનામાં. આમ તો ખાસા લગન છે તારે કંકોત્રી હસે પણ બીજા મહિનામાં મારા ફ્રેન્ડ ના લગન છે તારે આવવું છે, મારે તો આવું છે કે ચાર પાંચ લગન છે હવે. એમાં ક્યાં જવું ક્યાં ના જવું હાચી વાત છે થઈ ગયું હશે. હા એમાં નજીકનું જવું બઉ જરૂરી છે. સાચી વાત સાચી વાત છે. એક મસીની છોકરી પરણે છે અને સામે ત્યાં સાગર રે છે એના લગન છે બધા સગા સગા, હવે જવું ક્યાં. એ વાત સાચી વાત છે તારી એ વાત રાઇટ છે.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 ખાસા એવા લગન છે મારા ત્રોણ ફ્રેન્ડ્સ ના જ આંઠ તારીખનાં લગન હવે, એટલા જિગરી છે કે એકના અહિયાં ના જઈએ તો ખોટું લાગે હવે, ભાઈને કેવુ પડસે કે એક જગ્યાએ એ સાચવે બે જગ્યાએ હું ગાડી લઈને આઘા પાછો કરીશ.

પાછું એટલું બધું કામનો લોડ આટલો છે કે જો અત્યારે કામ છોડી દઉં ના જાઉ તો મારે પાછું ભેગું થાય તો મારે ને મારે હેરાન થવાનું થાય. એવું છે એમ. પણ મારે શું એક ગણને માનતા જેવુ જ હશે, મમ્મી મને વાત કારતીતી જવું જ પડસે શુનતાજી. મે કીધું લાવને વિવેકને મે કઉ તો આપણે ફેમિલી વાળા જઈ આવીએ. એવું છે એમ. મમ્મી પૂછતીતી તારી તબિયાતનું પણ ઠીક છે સમાચાર આપજે. કે વિવેકને કઈક યાદ કરતોતો અર્જુન એમ. તારી રાહ જોઈને મમ્મી કેતીતી. હા, તુ તો ઘરે પણ આવતો નથી હવે. પણ હવે મારે એવું કઈ છે કે બારમાની પરીક્ષા આલવાની છે એટલે વાંચવાનું હોય તો બહાર કોણ જાય. પછી પૈસા લઈને ધ્યાન આ ધ્યાન આપ હા પણ તું આ એક શનિ રવિ આવજે વચ્ચે મમ્મી કેતી ટી વિવેકને કેજે આવે અને બીજું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 તો મમ્મીને કઈ દે મેં રસ્તા બીજા દેખેલા છે એટલે માસી હું આવી જઈશ. મને વાંઘો નઈ કેમ કે મમ્મી એમ માને છે તું પણ જેમ હું છું તેમ તું પણ એમનો દીકરો જ છે એટલે હવે તું આઈને કે માસી વાંધો નઈ તો ઘરે વાત કરી લેજે કાલે તો તારા મમ્મી પપ્પા આવી જવાના છે હા મમ્મી પપ્પાને તું પૂછી લેજે એવું હોય તો સવારમાં આવી જશે કે કેટલા વાગે આવશે મમ્મી પપ્પા

જમી કરીને એવું હશે તો લેટ થશે તો હું ગાડી લઈને મુકવા આવીશ એમ મળવાનું મળવાનું થઇ જાય આપણે સોસાઈટીની વાત થઇ જાય અને બીજું પ્લસ કે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 એટલે હું તને ગાડીમાં છોડી દઈશ એવું હોય ને તો તારે જો અવાનૂ ફિક્સ થઈજ જાયને મમ્મી પપ્પાને પુછજે તો હું તને કોલ કરીશ ચાલ સાંજે એમાં શું છે હું એ બાજુ અવાનો જ છું એક ઓર્ડર માટે તો એ ઓર્ડર રિસીવ કરવાનું છે એ ઓર્ડર લેવા તો હું તને પીકઅપ કરતો જાઉં રીટર્ન ઘરે જાઉં એટલે તારે ઠંડીમાં બઉ હેરાન ના થાય પ્લસ સાધન લઈને અવાનું ના થાય ખાલીખોટું બધું ભેગું પતીજ જાય ઓક સુંધાજી કઈ એવું છે પાસ બાસ નથી ને ઉપર ટિકિટ બિકીટનું. ના સુંધાજી કઈ પાસ જ નથી ખાલી લિફ્ટમાં જ ટિકિટ છે કેટલા એક જણાના બસ્સો રૂપિયા ઓકે એક જણાના બસ્સો રૂપિયા એમને. પણ આપણે તો આટલા દૂરથી જઈએ છીએ અને કઈ વાંધો નથી બધા કમ્પ્લીટ જ છે ફિટનેસ અને ફિટિંગ માં વાત છે અને આપણને પ્રોબ્લમ નઈ આવે ચઢવાનો. ને આમતો બસ્સો રુપિયાનું એવું કઈ છે નઈ જઈ આવીશું. પણ મારે બસ્સો રુપિયા એવુજ છે કે ખાલી જવાના બસ્સો રુપિયા પછી આવતાના ફરી બસ્સો રુપિયા પૈસાનો કઈ વાંધો નઈ પણ મારા હિસાબથી આટલેથી જઈએ તો પછી બસ્સો રુપિયા કેમ ખાલી ખોટા ખર્ચવા ઉપર ચઢતા ચઢતા શાંતિ શાંતિથી ભલે ને બે કલાક થાય ત્રણ કલાક થાય. એમાં કોઈ ચઢવું તો અઘરું પણ નહિ. સીડીઓ બીજી કમ્પ્લીટ જ હશે એમ તો વાંધો આવે એવું નઈ હોય. જે શરીરમાં પેલા હોય એ ના ચઢી રે નૈતર હાચી વાત છે જીતુડા એમના માટે લિફ્ટો હોય આવું શરીર હોય તો તેમને લોડ પડે બોડી પાર એટલે ના બરોબર છે. મારી મમ્મીને શરીર તો બઉ છે તો બી ચડી ગઈ તી તે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 બેઠું બેઠું પિતા રેવાનું. તો એનર્જી રે બોડીમાં. ના ના રાઈટ. અને પકડવા માટે છે ને બેસવા માટે કંઈક કમ્પ્લીટ છે ને આમતો લીંબુ સરબત છે એટલે બેસવાનું હશે સાઈડોમાં આજુબાજુ બધું. બધ્ધી રીતે. સિંધામાં કોઈ ગાયો નહિ. બધી રીતે કમ્પ્લીટ જ છે એમ. બધી રીતે. તો તો આજે જ હું મમ્મીને વાત કરી દઉં કે ફાઇનલ જ કરી દઈએ બે દિવસ ત્રણ દિવસમાં જઈ જ આવીએ. અને હું શું કઉં છું કાલે તું આવીજ જ એટલે કાલે મમ્મીને વાત કરી દઈએ ને. તો આપણે બુધવાર ગુરુવારનું ફાઇનલ ફિક્સ કરીજ દઈએ આપણે જવાનું કે વારે જવાનું કે આ વારે જવું જ છે એમ ફાઇનલ બેસાડી જ દઈએ સેટિંગ એટલે તું જ છે ને કાલે ફાઇનલ જ કરીને આવજે મમ્મીને કે.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

અછા કઈ દઈશ હું એમ પૂછું કે તું રેડી જ રેજે હું તને રીગ કરીશ ઓકે છ વાગ્યા જેવા ઓકે ઓકે ચલ બાય હું આજે તમને દીપડા વિષે કહીશ એક વખત એવું બન્યું કે પ્રથમ વિશ્વયુદ્વ માં Father Wilhelm ના Germany નો પરાજય લગભગ નિશ્ચિત જાણવા લાગ્યો

ઓગણીસો અઠાર માં મુંબઈ પહોંચ્યું પરત આવેલા ઘણા ખરા ભારત સૈનિકો France ના મોરચે લડ્યા હોતા Spanish flu નામે ઓળખાતો influenza પકડ જમાવી ચુક્યો હતો અમુક જે ભારતોયો સૈનિકો દ્વારા flu ના virus નું મુંબઈ માં આગમન થયું અને ત્યારના સમયે આઠલાખ વિસહજાર ની વસ્તી વાળા તે સમયે શહેર માં રોગચાળો પ્રસર્યો સ્વદેશ ગમન કરનારા મોટા ભાગના સૈનિકો પંજાબ હિમાચલ મધ્યભારત રાજસ્થાન બિહાર વગેરે પ્રાંતો પ્રદેશ ના હતા એકંદરે ગ્રામીય વિસ્તારોના હતા

ચિતા માટે લાકડા મેળવવા છે કેટલા જણાના અગ્નિસંસ્કાર કરવા તે સવાલ લોકો flu માં ફટકાયાં અને મૃત્યુ પામ્યા

સંગમ થાય અને પછી આગળ જતા પવિત્ર ગંગા બને આમ સરવાળે શબ ને ગંગામાં પધરાવી પડે માટે મૃતક નો આત્મા ચોખ્ખો ગમે એવું ધારી ને ગઠવાલ ના લોકો હજારો શબોને નદીને હવાલે કરી રહ્યા હતા ઉત્તરાખંડનો એટલેકે ઉત્તરાંચલ નો નકશો જુવો નકશામાં છેક ઉત્તરે કેદારનાથ ધામ છે ત્યાંથી સિંતેર km લાંબી મંદાકિની નદી પહાડોમાં વહેતી દક્ષિણ તરફ આવે છે ઉત્તરેજ બીજી તરફ બદ્રીનાથ છે ત્યાંથી એકસો પંચાણું km અલખનંદા નદી નીકળે છે બંને નદીઓ કેટલી રમણીય છે અને એજ પહાડો દ્વારા તેઓ વહે છે તેનું કુદરતી સોંદર્ય કેવું છે તેનું શાબ્દિકરણ કરવાનું પણ અશક્ય છે પ્રકૃતિ પ્રેમીઓ માટે ગઢવાલ ખરેખર પૃથ્વી છે જેવો અનુભવ જીવનમાં એકાદ વાર તો લેવોજ જોયે હિમાલય ના બરફીલા પ્હાડો અને પર છે ઘટવાળી ડુંગરોમાં વનરાયજીનો પાર નથી નદીઓ અને કિલોલ કરતા અહીં નાનકડા ધોધ પર ઠેર ઠેર જોવા મળે છે અને બપોરે ગુલાબી ઠંડીનો અનુભવ થાય છે બુલબુલ કેરખટ્ટા ધુતરાજ વનમોર બીજા Sec જાત ના પંખીડા ગઠવાલ માં વસે છે અંદાજ સહેજ જો વધુ અંદર જાવ તો ત્યાં હિમાલય ના રીછ હરણ સાબર સાહુડી વગેરે જણાવરો નું વતન છે ગઢવાલી લોકોને આવા મહોર સ્વર્ગમાં હમેશ માટે વસવાટ કરવામળ્યો તે માટે તેને નસીબદાર ગણવા જોયે એક દીપડાને બધા ગાંઠવાલી લોકો નસીબ ઓચિંતું બગાડી નાખે આઠ ઓગણિસોના રોજ પ્રયોગ માટે ત્રીસ Kilometers ગમે તેણે પેલો શિકાર કર્યો શિકાર તે આમ નાઈ કરતો હતો પરંતુ માત્ર ચિતડ વાંદરા અને જંગલી ભેંસો જેવા ચોપગા જાનવર તે ભક્ષણ બનતાં હતાં રુદ્ર પ્રયાગ ના સીમાડે તેને પહેલીવાર માણસ પર તરાપ મારી દાંત વડે તેનું ગાળું ઘોટી નાખ્યું તું અને પછી નરમ માંસ ખાધું મનુષ્યનો શિકાર કરવો એમ સહેલું કામ હતું સાબર ને પકડવા જતા કદાચ એ કાંટાદાર શીંગડા વાગે સાહુડીને સકડવા જતા અણીદાર કાંટા ક્યારેક શરીર માં ધોપાય અને જંગલી સુવર ને મારવા જતા ચપડ જંગલી તથા ખડતર પ્રાણી માં દાંતસુદ મારી દેય આવા જાનવર કદાચ લાચાર અને કામચોર માણસ શિકાર તરીકે દીપડા સામે તે લાડીશકે નહિ પહેલો શોકાર કાર્ય પછી દીપડાને ઓર માસ સ્વાદિષ્ટ દાઢે લાગ્યું નિસહાય માણસનો શિકાર આસાની પૂર્વક કરી શકાય એ સમજાય ગયું જૂન આઠ ઓગણીસો અઠાર સુધી માત્ર ચોપગા જાનવર ને મારતો દીપડો જોગ સંજોગ આજ આદમખોર બની ગયો દીપડો હોય કે વાઘ અથવાતો સિંહ પણ તેમને બધાને માણસનો ડર રહે છે માણસથી તેઓ ગભરાતા ફરે છે કેમકે ચોપગા જાનવરો કરતા સાવ જુદીજ રીતે બે પગે ચાલનારું એ પ્રાણી એમને દેખાવમાં વિચિત્ર જણાય છે ચાલવા માટે તો બે જ પગ વાપરેછે પણ વધુમાં બે પગ હંમેશા લટકતા રહે છે જાતજાત ના અવાજ તે કાઢે છે શરીર પર પણ તદ્દન ખલ્લુ હોતું નથી વિવિધ જાતના વેશ તેને કાઢ્યા હોયછે જયારે બીજી દરેક પ્રાણી ખુલ્લા શરીરેજ જંગલમાં ફરે છે આમ સિંહ વાઘ કે દીપડા ક્યારેય માણસને પક્ડતા નથી ઉલટું તેને જોતવેત પલાયન જાયછે સિંહ આદમખોર બન્યાના કિસ્સાઓ છે પણ નરભક્ષી વાઘના તો અનેક છે ઓગણીસમી સદીના વર્ષ દરમ્યાન પૂર્વ આફ્રિકા Kenya અને Uganda વચ્ચે railway line નું બાંધકામ કરતુ એ વખતે બે આદમખોર સિંહો નરભક્ષ કરવા બદલ નામચીન બન્યા બેવ નર હતા પણ કેસ વળી વગર ના હતા તેને નામે ઓળખાતી નદીના પ્રવેશ માં મચાવ્યું એ ગણતરી મુજબ railway line બાંધી રહેલા ભારતોય મજુર પૈકી એકસો પાંત્રીસ જણાને ભક્ષક બનાવ્યા એક સિંહ નો દાંત તૂટેલો હતો ચોપગા પ્રાણીનો શિકાર કરીશકે તેમ ન હતા આથી તે આદમખોર બન્યો અને તેની સાથેનો બીજો સિંહ પણ આદમખોર બન્યો આદમખોર સિંહ ની તુલનાએ આવા વાઘ ની સંખ્યા ઘણી વધારે રહી હતી વાઘ નો આવાસ વિસ્તાર એ સાહીઠ થી સોલ ચોરસ Kilometers જેટલો વિશાળ હોય છે આ પ્રદેશ માં માનવ સાથ હોય અને વાહન કે ક્યારેક સાબર જેવા દળદાર પ્રાણીનો શિકાર કરતી વખતે કાયમી કોટ વેઠવી હોય ત્યારે તે બને છે સિંહ અને વાઘ ની સરખામણી એ દીપડો શિકારનું ચપળ છે કાઢો છે છ મીટર સુધી લાંબી છલાંગ મારી જાણે છે શિકાર પણ તેની તરાપ મારતા ભાગે એળે જતી નથી આ બધી કાબિલિયતો હોવા છતાં દીપડાને હંમેશા મનુષ્ય નો દર રહે છે રુદ્રપ્રયાગ ના દીપડાએ તો પછી જીવતા માણસને ફાડી ખાધો એ વાસ્તવિક દીપડો અને ઘરડો લૂલો લંગડો થયો હતો અથવા તેના જડબામાં આગલા બે મોટા દાંત તૂટી ગયાહોય ત્યારે તે માનવભક્ષી બને કેમકે બળવાન સાબર કે જંગલી સુવર ને મારવાકાર્તા માણસ ને ખતમ કરવા એકદમ સહેલા છે રુદ્રપ્રયાગના દીપડા સાજો અને સુષકત હતા માનવભક્ષી બનવા માટે કશી મજબૂરી ન હતી વાસ્તવ માં થયેલું એવું કે સોઉ પ્રથમ તેને જીવતા માણસોને બાદતે તેમના મડદા ચાખ્યા હતા influenza નો રોગ ફેલાય તે અરસામાં તેને આવા મોકા મળીગયા હતા ગઠવાલ વિસ્તાર માં રુદ્રપ્રયાગ જેવા ઘણા લોકો ગામ ડુંગરો પાર વસ્યા હતા કેટલાક માત્ર જાદવને બદલે કતાર જેવી ખીણ હતી તેમાં પાણી વહેતુ અને લોકોએ કેટલાક મૃતદેહો નદીમાં વ્યવસ્થિત વળાવ્યાને બદલે ખીણ માં ફેંકી દીધા એમ ધારી ને કે છેવટે નદીમાંજ પાડવાના હતાને સંભવ છે કે બે ચાર સૌ નીચે વખતે જાડીમાંજ અટવાયા અને ત્યાં કેટલાક ભૂખ્યા દીપડાઓએ તેમનો સ્વાદ ચાખ્યો